આ એક રુમ છે એમા સોફા છે ખુરસી છે ઘણુ વધુ ડેકોરેશન કરેલુ--

તે આરામ કરતો હોય એવું લાગે છે સરસ વાતાવરણ લાગે છે ગ્રીનરી દેખાય છે થોડો તાપ છે ને વાઘ સાઈડ માં બેઠો છે.

આઇ ગયા હોય એવું લાગે છે સારું વાતાવરણ છે ચિત્ર બી એકદમ મસ્ત દેખાય છે બાર ગયા હોય એવું.

ટૂંકમાં એ ગ્રીનરી જેવું છે ગાર્ડન નાનું એ ટાઇપ નું કોકનું.

મોટા મોટા એક ડાબી બાજુ છે એક જમણી બાજુ છે.

આજુબાજુ અજી બસ કે એવું નથી લાગતું પણ એના દેખાવ ઉપરથી એવું લાગે છે કંઈક બસ સ્ટેન્ડ છે અને બધા વેટ કરતા હોય એવું લાગે છે.

એમની રિક્ષા હોય એવુ લાગી રહ્યુ છે એક ભાઈ રિક્ષાવાળા છે એક બીજા એમનેમ ઊભા છે આઈ થિન્ક નવી રિક્ષા લીધી હોઈ ને એની સાથે ફોટો પડાવ્યો હોય--

આ એક મસ્ત ખુલ્લી જગ્યા હોઈ એવુ લાગે છે ગામડાનું વાતાવરણ હોઇ એવુ લાગે છે ઘણા બધા ઝાડ છે ખુલ્લી મસ્ત વિશાળ જગ્યા છે.

બાજુમાં બી બે નાના રૂમ હોય એવું લાગી રહ્યું છે.

કાચનાં પાર્ટિશન વાળા પેલા એલ્યુમિનિયમ ની ફોઈલ આવે છેને એવા બારણાં લાગે છે.

આ છેને એક કરિયાણાની શૉપ કે એવુ કઈ લાગી રહ્યુ છે પેલા ભઈ ઊભા છે જે શૉપ પર ખરીદી કરવા આયા હોય એવુ લાગે--

આ એક આઈસ્ક્રીમ નો સ્ટોલ લાગે છે આઈ થિન્ક ક્વોલિટી વોલ્ટ્સ લાગે છે બાજુમાં નાના એવા પડીકા મળતા હોઇ બાલાજીના છે.

અને એના લીધે આજુબાજુ જે પ્રકાશ પડે છે એ બી બોવ મસ્ત દેખાય છે.

આ છે ને એક મેટ્રો સ્ટેશન હોય ને એવુ લાગી રહ્યું છે ઉપર કદાચ બોર્ડ છે.

ઘણા બધા ઉભા હોય એવુ ક્લીયર નથી લાગતું પણ એવુ દેખાય રહ્યું--

આ એક કોમ્પ્લેક્સ છે સામે જેમાં અલગ અલગ ચિત્ર દૂરથી એડવર્ટાઇઝ છે એ બધું ક્લિયર નથી દેખાતું બાજુમાં બી મકાન છે.

એક ટ્રેક્ટર પડ્યુ છે ખેતરમા બાર એવુ લાગી રહ્યુ છે જે કે આપડે જ્યારે ખેતી થઈ જાય ત્યારે માટેની તૈયારી કરી હોય--

અને એમાં ભરીને બી લઇ જઇ શકે એવું એક ખેતર પ ખેતર માં ટ્રેકટર પડેલું દેખાય છે ઉપર એક મોટ્ટુ ઝાડ છે.

હંમેશા જતા હોય આવી રીતના પ્રાર્થના માટે કેવુ અને બધાએ વ્હાઇટ જ કપડા પહેર્યા છે.

આ છે ને એક દૃશ્ય છે તે દૂર થી લીધેલું છે જેમાં વચ્ચે એક નાનું તળાવ છે આજુ બાજુ ઘણા બધા ઝાડ છે પાછળ ઘણા બધા--

આ એક બાલ્કની હોય એવું દેખાતુ છે હોટલ નો રૂમ હોટલ હોય અને એની બહાર બાલ--

આ છેને એક લેટેસ્ટ બસ સ્ટોપ હોય છે એવુ લાગી રહ્યુ છે બસ સ્ટોપ જ છે ત્યાં વેઇટિંગ માટે રેડ કલર ના બાકડા બી છે.

આ એક મંદિર હોય ને એવું દેખાય રહ્યું છે કે જ્યાં ચડવાનો મસ્ત ઝાઝમ પાથરેલા છે જ્યાં ગરમીમાં આપડા દાજી ના જાય એક ભઈ ઊભા છે એક ભઈ બેઠા છે પગે લાગે--

પ્રોવિજન સ્ટોર હોય કે જ્યાં બધું ઘણી બધી વસ્તુઓ વેચાતી હોય એના પેકેટ્સ લટકાયા છે મેગી ના મોટા પેકેટ્સ છે સ્નેક્સ ના પેકેટ્સ છે.